ટેબલ ઉપર સોસ ની બાટલી છે મેન્યુ કાર્ડ છે.

ટમબલ લીલા કલરથી લખેલું છે અને ડ્રાય પીળા કલરથી લખેલું છે.

અને એના પર ઉપરની સાઈડ ફોન નંબર લખેલું છે.

અને પાણીમાં ભૂરા કલરનું કંઈક તરતું હોય એવું દેખાય છે કિનારા ઉપર.

પાછળની સાઈડ ઓફિસ છે ઓફિસ ની દિવાલ લાલ અને કેસરી કલર ની છે.

આ ફોટા માં અગિયારી જેવું દેખાય છે પારસીઓનું જે ચિન્હ હોય એ વચમાં દેખાય છે.

ડીશ માં ડાબી બાજુ ચમચી અને જમણી બાજુ કાટો છે.

ની ઉપરની રેક માં ભૂરો અને સફેદ કલર ના મોબાઈલ ના બોક્સ મુકેલા હોય એવું દેખાય છે.

પાછળ ચેકઅપ માટે બેડ જેવું છે બેડ ની બાજુમાં વોશિંગ મશીન છે.

અને પેટ્રોલ પંપ ખાલી છે અત્યારે એકજ જણ પેટ્રોલ પુરાવી રહ્યુ છે.

અને બે સ્ટ સ્ટેશન ને જોડતો એક બ્રિજ પણ છે.

બંનેવ ગેટ બંધ છે એક વાઈટ કલર નો ગેટ છે અને બે માંથી એક ગેટ ઉપર લખેલું છે કે આ ગેટ ની સામે વાહનો પાર્ક કરવા નહીં.

અહ નીચે અહ ગુલ ગલગોટા ના ફૂલ અને આસોપાલવના ના પાનનો હાર છે.